તો ત્યાં આગળ એક વરસાદ વરસાદ કેવો ચાલે છે હમણાં વચ્ચે પડતો હતો ને અહીંયા ખાલી છાંટા છાંટા જીવો ને એવો બધું પડ્યા કરે અહીંયા આગળ તો ઓછો પડ્યો અહીંયા આગળ તો જાણે છે ના પડતો હોય એટલો વરસાદ પડ્યો હમણાં વચ્ચે તમે તો વિચાર કરતા હતા ને કે કેરી તો ખાવાની રહી જ ગઈ હવે

આ વખતે કેરી હારી ખબર તને અંદરથી પૂરી white નીકળે છે આજકાલ તો પહેલા જેવી કંઈ મજા નહીં આવતી યાર પહેલા જેવી કંઈ મજા નહીં આવતી યાર હમ એજ ને બાકી ભૂમિ અને એમની જોડે વાત થાય તારી કે કોઈની જોડે નહીં હમણાં કંઈ કામમાંથી ઊંચા નથી આવતા મોબાઇલ દેખવાનો ટાઈમ નથી મળતો એ તો છે જ યાર હમ હા હા નવો નંબર છે ને આ નવો નંબર તો હમણાં કીધું ને કે તારી જોડે વાત કરવાનો નવો નંબર પરથી ખબર પડી કે હા

કેમ મતલબ શું? અમારે એવો ટાસ કાપેલો છે હમણાં એના લીધે

કે મતલબ અમારે એ વળી function છે એનું એ તો એક પ્રોજેક્ટ ચાલે છે તે પ્રોજેક્ટ ની અંદર છે ને એમને કીધું કે અડધો કલાક તમારે તમારી language ની અંદર વાત કરવાની છે પણ એમની જે topic

છે ને એ હવામાનમાં આપેલો છે એમ તો મતલબ target જ છે એ છે કે હવામાન વિશે વાત કરવાની છે એમ

અને સિર્ફ અડધો કલાક વાત કરવાની છે એમ

બરાબર હા હા મતલબ અરે આજે તો શું છે કે uberication હતું તો એના લીધે પહેરી સાબાસી આપે ને આ અમુક વર્કની work ઉપર હોય ને એ તો

જેટલો વરસાદ નહીં પડ્યો એના કરતા વધારે અહીંયા આગળી ગરમી ચાલે છે અહીંયા આગળ વધારે છે લાગે તો અહીંયા ગાડી મતલબ પોસ્ટ પણ કરી નાખ્યું છે exam એમ તો થવાની તો આ ચોથા મહિનામાં જ હતી પણ હવે પાંચ મહિનામાં થશે એમ હમ

હવે જોઈએ ક્યારે થશે કે નહીં થશે વાહ

ચાલે છે

ખાલી પણ મારા ભાઈનું લગન આવી ગયું ને ભાભી ને એમની જોડે સારું છે ને હમણાં હમ બરાબર સારું છે તો ગયા નઈ જઈને આયા તો તારે તો સારું પડશે ને હવે મુંબઈ મુંબઈ ફરવાનું ના એ તો hundred કિલોમીટર દૂર હશે એ તો hundred કિલોમીટર જ દૂર છે નહીં યાર આ વધારે આપણા જેટલું તો દૂર નહીં કે હજાર કિલોમીટર દૂર પડે

હા એબી છેજ okay બહાર નીકળીએ તો એ પ્રમાણે તો એ પ્રમાણે વાતચીત ને બધું થાય તો આપણને બધી વાતનું નોલેજ થઈ જાય એમ

તારા મમ્મી કહેતી હતી કે હું જાઉં ને

તો પછી તો તારી મમ્મી આવ એ બાજુ એમ તો કેટલા ગાડી કરી દઈશું અને પછી એવી રીતે ફરી આવીશું હા એ તો છે જ ને તમારું તમારી છોકરી બોલાવતો નહીં ને કંઈ નહીં તો કે આને બોલાય ને કહીને થાકી ગઈ પણ મને બોલાવતું નહીં અરે યાર હમણાં તો છે ને કે મતલબ કે રૂમ વગેરે મળવાનો બહુ મુશ્કેલ થઈ ગયા છે એમ

રૂમ વગેરે બધું બહુ મુશ્કેલ થઈ ગયા છે યાર કારણકે રૂમ એક તો પાંચ હજારની નીચે તો કોઈ રૂમ નથી સાચી વાત છે અને પછી બીજી જગ્યાએ મળે ને તો એ પછી પચિસ અને તે વખતની અંદર એક વખત તને બતાવી રહ્યો હતો તો એ તો એટલો મતલબ બેકાર મતલબ રાખે એને મતલબ એમના ઘરના કોઈ ઠેકાણા નહીં અને કશું જ નહીં મેં તો વિચાર કરતી હતી કે જાનને કેવી રીતના રહેશે ત્યાં ઘડી એમ

અને એટલી મતલબ તે વખતે તને ખબર કેવો મોસમ ચાલતો તેમ શિયાળો ચાલતો હતો પણ તો આવી એટલું ભયંકર ગરમી લાગતી હતી તો તું વિચાર કર હમણાં કેવી condition થતી હશે એમ

ના પંખાને ગાઠે ના કોલરને ગાઠે ચલો એ વસ્તુને સહન કરી લો એક વખત માટે પણ યાર મેં કરલો મમ્મીને ક્યાંથી કરાવું અને મમ્મીની સામે એટલું મતલબ એટલું એમાં જે આદમી હતો ને એ મતલબ એવી ભી વાતો કરતો નથી કે હું કોઈ મતલબ જ નથી એમ

અહીંયા આગળ તો એટલા માટે મેં મમ્મીને કરી પોસ્ટ ફોન કર્યો હા એરીયા સારો અને બિલકુલ નીચલી નાથ વાળા હતા

હા એના લીધે બધું બિલકુલ બેકાર હતું તો કોઈ મતલબ હતો નહીં તો પછી મેં કીધું મમ્મી તો એક બે મહિનો વેઠી લે બાકી મેં તમને પછી લેવા આવું એમ તો હમણાં શું કે બે રૂમ રસોડું એવું કંઈ મળી જાય ને સારી જગ્યા પર ઘર તો એવું ઘર રાખવાનો વિચાર કરીએ છીએ મેં નીરજભાઈ બે જણ

તો એવું સારું મળી ન જાય તો મતલબ કે હવે મત અમે કંઇક પાચ હજાર રૂપિયા રૂમમાં આપીશું તો એના કરતાં ફ્લેટ જ રાખી લઈએ ને એમ

એ વધારે સારો પડશે તે ફ્લેટ તમે લેવા જાવ એના નામું તો પડે ને કઈ મૂકવું નહીં પડતું રે ફ્લેટ મેં તમને પાચ હજાર નો રોમ રાખીશું ને તો ફ્લેટ તમને પડી અમને પડી જશે કરે બંધ સાડા આઠ હજાર નો બરાબર સાદા આથ હજારમાં બે ભાગ કર

સાડા ચાર સાડા ચારમાં પડી જશે અમને આરામથી આ તો એ ઉપરથી ઓછા થાય અને પેલા પાચ હજાર વધારે કે પહેલા સાડા ચાર હજાર વધારે એમ

એના હિસાબે તો હવે વિચાર કરું છું કે શું કરું હવે એમ હવે તો કેટલો સમય જતો રહ્યો હોય તો બોલે તારા મમ્મીને હવે વિચાર કરું છું કે શું કરું હવે આ તો મને ખબર છે મેં તો તમને પહેલા જ કીધું હતું તમને કહું મને એક મહિનો થયો તને મેં તને નથી કહેતી તે વખતે એક મહિનો થયો તો તે વખત જ મેં કીધું હતું મેં કીધું ચલ તો કે ગામડાના લોકો તને ખબર છે પછી એમણે દસ વાતો કરીને ચક્કરમાં પછી મારે રાખવું પડે તે વખતે મમ્મી ના પાડતી ને એ વખતે આઈ જતી ને તો આવી જતી એમ

અને તે વખતે તો મારે અહીંયા ઘરે મોટો હતો હવે તો વરસ વર્ષ તો તારા પપ્પા થઈ ગયું તો બોલાવી લેવાનું. એ જ વિચાર કરું છું આ તો કરને તારા મમ્મી પણ ના ગમે હા એ તો છે જ ને ના તમને કોઈને કહ્યું ના હશે એ તો છે એમને કંઈ રાખ્યું છે મેં કીધું તમને લેવા આવી જઈશ અને બધો સામાન બધી વસ્તુ compete જ છે અમારે કોઈને problem બી ના થાય એટલે સારું છે

તારે job ચાલુ છે આ job તો ચાલુ છે ને અગ્યાર થી સાત ની ટાઈમ હતો હવે કાલે પાછું સાત વાગે જવાનું છે

આ rotational shift ચાલે છે મારે

પણ પછી બહુ પાયોની એટલે મેં કીધું રહેવા દે તો double shift ના કેટલા આપ્યા હાલો

double shift ના કેટલા આપે?

double shift કરવું ને તું

કહું છું ડબલ સીટના ડબલ પૈસા એમ

લોડ તો ખૂબ પડે રે એક સીટ તમારે આઠ કલાકની થાય તો પછી કઈ જાય તો વિચાર કર

કરી તે મેં વચ્ચે કરી તી પણ પછી એક બે એક બે કલાક extra કરવાનું કરી દીધું અને એ જ પૈસા હવે રહ્યા કારણકે તને ખબર છે પછી તો

સાચી વાત છે

માદુ પડાઈ ખાલી ખોટું

એટલું મોડો ખાવાનું ખાઈ જઈશ તું રાત્રે કે ખાઈ લીધું ઘરે ઓફિસથી કામ લઈને આવી છે અચ્છા work from home થી કરે છે એમ હમ કરો છો પણ ઘરેથી લઈને આવી છું મારે ત્યાં એટલું ઓછું તો extra ના ના એવું કશું નથી અહીંથી મારે કરવાનું છે પણ મારે કેવું ત્યાં ટાઈમ મને મળતો નથી બીજો કામ આખો દિવસ ચાલુ હોય છે હમ બરાબર આતો મેં જ વિચાર કરો મેં કીધું કોઈનો આસપાસમાં કોઈનો અવાજ પણ નહીં આવતો મને તો લાગે કે તું ઓફિસમાં આવી છે બરાબર શું ચાલે છે હજુ બસ શાંતિ છે યાર અચ્છા શાંતિ છે એમ

તો આ વખતે વગેરે કર્યા કે નહીં આ નવરાત્રી કરીને

બધા સારા છે અહીંયા આગળ છે બરાબર એ છે યાર અહીંયા ઘડી તો ગમે ત્યારે મતલબ તો એક વાગ્યા પછી અહીંયા ગાડીનું વાતાવરણ શું હશે એ તો ભગવાનને પણ ખબર નહીં હોય

એટલો change મતલબ કે તો બપોરના એક વાગ્યે એના પછી વાદળ થઈ શકે ભરપૂર ગરમી પડી શકે કે પછી વરસાદની પડી જાય બરાબર કોઈ ભરોસો નહીં ગરમીમાં તો આપણો રેકોર્ડ છે તને ખબર છે બે ત્રણ વખત તો શાંતિ વધે એવું છે તો પેલી શું કહેવાય તો પેલી એક્ઝામ આપીને એમાં બી બાકી છે એનો આવવામાં છે હવે result એ અઠવાડિયાની અંદર આવી જશે

ને આવતા અઠવાડિયા સુધીમાં પછી તો નીરજભાઈ બી આવી જશે એટલે પછી તો શાંતિ થઈ જશે વાંધો નહીં હમણાં તો એકલી જજો ઘરમાં હમ ઘરે એકલી જતો હતો

આયાતા વચ્ચે પ્રકાશભાઈ ને એ લોકો પણ પછી મેં કીધું મને પછી જાણ્યું કે નયા ના પાડી દીધી

કે નયા ના પાડી દીધી કેમકે હા તેમણે પછી અલગથી કરી લીધું

હા કારણ કે પછી આપણને ના ફાવે અને નીરજભાઈ ને ઓળખો પેલા આગળના માણસને નથી ઓળખતી ને યાર

કારણ કે એમને બી પછી હમણાં લગ્નની વાત ચાલે છે ને એટલા માટે

હમણાં તેમની sister નું છે હા કાલે લગ્ન છે એમને એમના રિવાજ પ્રમાણે હતો કાલે લગ્ન છે અને બીજી તારીખે પહેલા આપણે ફેરા ના ફરે

આપણે સામેથી જમાઈ આવે ને ફેરા ફરીએ તે છે તે દિવસે એ type નું છે મતલબ એમની system

આ બધામાં આપણા ગુજરાતને કંઈ આગળ રાજસ્થાનને બધુ ફરક પડી જાય ને હા હા રીતરિવાજ દસ પ્રકારનો change થાય આખો દિવસ વિચારોમાં change આવે એમ આ

પાછી તો પાછી આવીશ તો પછી પહેલા લઈ તો જા તારી મમ્મીને તો આવો ને આવીશ પાછી આવી જા અત્યારે તો શું છે આવી જા તારે તો શું છે મારે કાલની એક રજા પાડી દઉં તોય મારે માંડ માંડ વિચારવું પડે છે અરે તારે ને તારે મારે એ જ problem છે મારે તને મહિનાની ત્રણ રજાઓ પડેલી છે મતલબ મારા હાથમાં છે એ ત્રણ રજા આવી મને નહીં દીધી બોલો એમ કે કે તમને extra payment આપી દઈશું એને પણ ત્રણ રજા તમે ના લખો હમણાં staff જ નથી ને યાર staff ની બહુ એ છે આ બસ એ જ રામાયણ છે હમ કોઈ દિવસ વધારે લોડ આવી જાય

એ પાછો આપણે જ કરવું પડે

કે એવી રીતના ભી કરીએ ગમે તે કરીને કરીએ એવું જ છે તો તારા પપ્પા ત્યાં આગળ કારખાના મેં જતા હશે ને મારા પપ્પા ને તો સારું જ છે